એ દીવાલ ઉપર ગ્રે અને યલો કલર છે એક ફોટો લાગ્યો છે.

લોકો પૂજા કરી રહ્યા છે એ લોકો પાસે પૂજા નો સામાન દેખાય છે કેળા દેખાય છે.

આ ફોટો એક રેસ્ટોરન્ટ રેસ્ટોરન્ટ નો છે જેના દરવાજા ઉપર તોરણો બંધાયેલા છે.

પા ટ્રે માં જે પાઉચ છે એમાં સુગર છે ટેબલ ઉપર બાજુમાં સફેદ કલર નું પેપર છે ટેબલ બ્રાઉન કલર નું છે.

આ ફોટો દિવસનો છે આ ફોટો માં એક બિલ્ડીંગ દેખાઈ રહી છે આજુબાજુ મોટા- મોટા ઝાડો છે.

એક સફેદ કલર ની સ્વીફ્ટ સ્વીફ્ટ છે ત્રણ ઘરો દેખાય છે.

જેના રંગ બેના પિંક છે અને એકનું ઓરેન્જ છે એક રસ્તો જાય છે.

આ ફોટો રેલવે સ્ટેશન નો છે દિવસનો સમય છે આજુબાજુ બહુ બધી બિલ્ડિંગો છે.

એકના છાપરું બ્લુ કલર નું છે ને એકનું વાઈટ કલર નું છે આજુબાજુ ઝાડો છે.

ક્યાં બાહારની સાઈડ એ બે ગાડીઓ ઉભી છે એક વાઈટ અને એક બ્લુ .

ગેરેજ ના સાઈડ માં એક પિન્ક કલર ની સ્કુટી દેખાય છે આજુબાજુ મોટા-મોટા વાહન--

તાલુકા પારડી જિલ્લા વલસાડ બાર એક લારી ઊભી છે જ્યાં માણસ છ માણસ ઉભો છે એની પાસે એક ગાડી ઊભી છે.

બાજુમાં એક ઝોપડી જેવી છે જે કાળા રંગના કપડાથી ઢકાયેલી છે.

આજુ બાજુ બોજ બધા ઝાડો છે બો બધા વાહાનો છે લોક રસ્તા ઉપર લોકોની અવર જવર થાય છે.

દીવાલો બની રહી છે એ ખુરશી દેખાય છે એક માણસ દરવાજો બનાવે છે બીજા માણસો બહાર ઊભા છે.

આકાશમાં અ અજવાળું છે એની બાજુમાં એક સફેદ બિલ્ડીંગ છે.